નવજાત બાળકના સંભાળ પરનાઆ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નવજાત બાળકની દેખભાળ કેવી રીતે કરવી
નવી માતા દ્વારા સામાન્ય સમસ્યાઓ નો સામનો અને તે સમસ્યાઓ હલ કેવી રીતે કરવું
અંજલી અનિતાના ઘરે પ્રવેશે છે અને તેના નવજાત બાળક પર તેનું લાડ વ્યક્ત કરે છે
અંજલીએ નોંધલે છે કે અનીતા એ તેના બાળકને ખોટી પદ્ધતીથી પકડ્યું છે
તે અનિતાને કહે છે બાળકને લેતા વખતે કાળજી રાખવી
ડો અંજલી બતાવે છે કે બાળકના માથા ને કેવી રીતે આધાર આપવો અને ઝુલાવવું
જયારે બાળકને ઉપર ઉચકતા વખતે અથવા જયારે તેને નીચે મુકો છો
ડોક્ટર અનીતા ને સલાહ આપે છે કે ક્યારે પણ બાળક ને જેવું તેવું પકડવું નહી
અનિતા ડૉક્ટરને કહે છે કે આ તમામ માટે તે નવી છે
અને તેના નવજાત બાળકની સારી રીતે કાળજી લેવાની તેની સલાહ માટે પૂછે છે
ડૉ અંજલી ખુશીથી સંમત થાય છે
તે પ્રથમ અને અગ્રણી મહત્વનું નિર્દેશ છે કે સાબુ અથવા કોલસા રાખ સાથે તમારા હાથ ધોવા
નવજાત બાળકો પકડવા પહેલાં
નાના બાળકોની મજબૂત પ્રતિકારક શક્તિ હજુ સુધી બની નથી હોતી
તેથી તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય છે
અનિતા ડૉક્ટર પૂછે છે કે હું મારા બાળકને કેટલી વાર ખવડાવવું જોઈએ160
ડૉક્ટર અનિતા કહે છે કે એક નવજાત બાળક દર 2 થી 3 કલાક ખાવા આપવું જરૂરી છે
તે સમજાવે છે કે બાળક ના આરોગ્ય માટે સ્તનપાન સૌથી મહત્વપૂર્ણ છે
બાળકના રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે
તેમજ સ્તનપાન કરાવતી વખતે તમારા બાળકને દરેક સ્તન પર 10 15 મિનિટ સ્તનપાન કરવા દો
પછી અનિતા ડૉક્ટરને બાળકના ખોરાક વિશે સૂત્ર પૂછે છે
મહિલા ડૉક્ટર કહે છે
જેમ તમે તમારા બાળકને સૂત્ર ખોરાક કરી રહ્યાં છો દાત
દૂધ અવેજી પછી તે મોટા ભાગે દરેક ખોરાક લગભગ 60 90 ગ્રામ લેશે
પછી અનિતા ડૉક્ટરને પૂછે છે ક્યારે અને કેવી રીતે બાળકને સ્નાન આપી શકાય
ડૉક્ટર સમજાવે છે કે પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન બાળક ખૂબ જ હોય નાજુક છે
તે કહે છે આપણે બાળકને ફક્ત નુંછી કાઢવું જોઈએ જ્યાંસુધી નાળ ખરી પડે સુન્નત રૂઝ આવતા નાભિમાં સંપૂર્ણપણે રૂઝ આવતા સુધી ડૉક્ટર સમજાવે છે કે પ્રારંભિક ગાળા પછી સપ્તાહ દીઠ 2 3 સ્નાન હળવા સાબુ સાથે બાળક માટે પૂરતા છે
આવું બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો
વારંવાર સ્નાન ત્વચા ને સૂકવી શકે છે
ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે
અનીતા ઘભરાઈ જાય છે
તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની કાળજી કેવી રીતે લેવી
ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું કારણ ભીનું બાળોતિયું છે
તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર તમારા બાળકનું બાળોતિયું બદલતા રહો આંતરડાંની ગતિવિધિઓ પછી
સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછીનુછોઅને સૂકવો
પછી ભેજ રહિત રાખવા માટે તેની પર બાળકોનો પાવડર લગાડો
ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને જંતુનાશક સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ
તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો
અનિતા સલાહ આપવા માટે ડોક્ટર અંજલીનો આભાર માને છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે
અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમસ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે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
જોવા બદ્દલ આભાર